સી અને C નેસ્ટેડ ઇફ અને સ્વિચ સ્ટેટમેન્ટ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું નેસ્ટેડ ઇફ અને સ્વિચ સ્ટેટમેન્ટને કેવી રીતે વાપરવું
આપણે આ કેટલાક ઉદાહરણોની મદદથી કરીશું
આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ ઓપરેટીંગ સિસ્ટમ આવૃત્તિ 1110 ઉબુન્ટુ ઉપર જીસીસી અને g કમ્પાઈલર આવૃત્તિ 461
પ્રથમ આપણે નેસ્ટેડ ઇફ અને સ્વિચ સ્ટેટમેન્ટને કેવી રીતે લખવું તે ઉદાહરણ સાથે શીખીશું
મેં પહેલાથી પ્રોગ્રામ લખ્યો છે
ચાલો જોઈએ
આ પ્રોગ્રામમાં આપણે ઈન્ટીજર ની શ્રેણી તપાસવાનું શીખીશું
નોંધ લો કે આપણી ફાઈલનું નામ nested ifસી છે
ચાલો હું હવે કોડ સમજાવું
આ આપણી હેડર ફાઈલ છે
આ આપણું મેઈન ફન્કશન છે
મેઈન ફન્કશન અંદર આપણે બે ઈન્ટીજર વેરિયેબલ જાહેર કર્યા છે એક્સ અને ય
અહીં આપણે યુઝરને 0 થી 39 ની શ્રેણી વચ્ચે નંબર દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરીએ છીએ
આપણે ય ની વેલ્યુ યુઝર પાસેથી ઈનપુટ તરીકે લઈએ છીએ
આ આપણી આઇએફ કન્ડીશન છે
અહીં આપણે તપાસીશું કે y100 છે કે નહી
જો કન્ડીશન ટ્રૂ હોય તો આપણે પ્રિન્ટ કરીશું યુ હવે એન્ટર્ડ એ નંબર ઇન થે રંગે ઓએફ 0 9
આ આપણી else આઇએફ કન્ડીશન છે
અહીં આપણે y101 તપાસ કરીશું
જો કન્ડીશન ટ્રૂ હોય તો આપણે પ્રિન્ટ કરીશું યુ હવે એન્ટર્ડ એ નંબર ઇન થે રંગે ઓએફ 10 19
આ એલ્સે આઇએફ કન્ડીશનમાં આપણે તપાસ કરીશું કે નમ્બર 20 થી 29 ની શ્રેણી વચ્ચે છે કે નહિ
અને અહીં આપણે જોઈશું કે નમ્બર 30 થી 39 ની શ્રેણી વચ્ચે છે કે નહિ
આ આપણી એલ્સે કન્ડીશન છે
જો ઉપરની બધી કન્ડીશન ફળસે હોય તો આપણે પ્રિન્ટ કરીશું નંબર નોટ ઇન રંગે
અને આ આપણું રીટર્ન સ્ટેટમેન્ટ છે
હવે ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરીએ
તમારા કીબોર્ડ પર એકસાથે Ctrl Alt ટી દબાવીને ટર્મિનલ વિન્ડો ખોલો
એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો જીસીસી સ્પેસ nested ifસી સ્પેસ હાયફન o સ્પેસ નેસ્ટેડ
એન્ટર ડબાઓ
ડોટ સ્લેશ નેસ્ટેડ ટાઇપ કરો
એન્ટર ડબાઓ
આપણે જોઈશુંEnter એ નંબર બેટવીન 0 ટીઓ 39
હું 12 દાખલ કરીશ
આઉટપુટ આ પ્રમાણે દર્શાવે છે યુ હવે એન્ટર્ડ થે નંબર ઇન થે રંગે ઓએફ 10 19
ચાલો બીજો નમ્બર દાખલ કરીએ
ચાલો ફરીથી એક્ઝીક્યુટ કરીએ
અપ એરો કી ડબાઓ એન્ટર ડબાઓ
આ વખતે હું 5 આપીશ
આપણે આઉટપુટ આ પ્રમાણે જોઈશું160 યુ હવે એન્ટર્ડ થે નંબર ઇન થે રંગે ઓએફ 0 9
કંડીશનલ એક્ઝેક્યુશન બીજી રીતે પણ કરી શકાય છે
સ્વિચ સ્ટેટમેન્ટ ના ઉપયોગ દ્વારા
ચાલો જોઈએ એ કેવી રીતે કરવું
આપણે સમાન પ્રોગ્રામ સ્વિચ ના ઉપયોગ સાથે જોઈશું
મેં પહેલાથી પ્રોગ્રામ ખોલ્યો છે
આપણા એડિટર પર પાછા જઈએ
મેં આ અગાઉના પ્રોગ્રામ સમજાવ્યું છે
તો હું સ્વિચ સ્ટેટમેન્ટ્સ ઉપર જઈશ
અહીં આપણે ઇનપુટ્સને વિભાજિત કરીશું એટલે કે ય ભાગ્યા 10 અને પરિણામ એક્સ વેરિયેબલમાં સંગ્રહીશું
એનો અર્થ એ થાય કે ભાગાકાર નું ફળ એક્સ માં સંગ્રહિત કરવામાં આવશે
આ ભાગાકાર ના ફળ ની મદદથી આપણે નંબર શ્રેણી ઓળખી શકીએ છીએ
અહીં આપણે સ્વીચ કમાન્ડને કહીએ છીએ કે ચેક કરવા માટેનો વેરિયેબલ એક્સ છે
આ કેસ 0 છે
જો કેસ 0 બરાબર છે તો આપણે પ્રિન્ટ કરીશું યુ હવે એન્ટર્ડ થે નંબર ઇન થે રંગે ઓએફ 0 9
જો કેસ બરાબર હોય તો લૂપમાંથી બહાર નીકળવા માટે આપણે બ્રેક ઉમેરીશું
આપણે લુપને દરેક વખતે બ્રેક કરવું પડશે
કારણ કે એક સમયે ફક્ત એક જ કન્ડીશન ટ્રૂ હોઈ શકે
આ કેસ 1 છે
કેસ 1 એટલે કે જો એક્સ ની વેલ્યુ 1 હોય તો આપણે પ્રિન્ટ કરીશું યુ હવે એન્ટર્ડ એ નંબર ઇન થે રંગે ઓએફ 10 19
આ કેસ 2 છે
અહીં આપણે પ્રિન્ટ કરીશું યુ હવે એન્ટર્ડ એ નંબર ઇન થે રંગે ઓએફ 20 29
અને આ કેસ 3 છે અહીં આપણે તપાસ કરીશું કે નમ્બર 30 39 ની શ્રેણીમાં છે કે નહી
આ ડીફોલ્ટ કેસ છે
ડિફૉલ્ટ કેસ ઉપરના કોઈ પણ કેસો બરાબર ન હોય તો શું કરવાની જરૂર છે તે સ્પષ્ટ કરે છે
અહીં આપણે પ્રિન્ટ કરીશું નંબર નોટ ઇન રંગે અને આ આપણું રીટર્ન સ્ટેટમેન્ટ છે
ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ
ટર્મિનલ પર પાછા જઈએ
ટાઇપ કરો જીસીસી સ્પેસ switchસી સ્પેસ o સ્પેસ સ્વિચ
એન્ટર ડબાઓ
ટાઇપ કરો switch
એન્ટર ડબાઓ
Enter એ નંબર બેટવીન ઓએફ 0 ટીઓ 39
હું 35 દાખલ કરીશ
આઉટપુટ આ પ્રમાણે દર્શાવે છેyou હવે એન્ટર્ડ થે નંબર ઇન થે રંગે ઓએફ 30 ટીઓ 39
હવે આપણે જોઈશું C માં પ્રોગ્રામ કેવી રીતે એક્ઝીક્યુટ કરવું
ટેક્સ્ટ એડિટર પર ફરીથી જાઓ
નોંધ લો કે આપણી ફાઈલનું નામ nested ifસીપીપી છે
અહીં લોજીક અને અમલીકરણ સમાન છે
અહીં કેટલાક ફેરફાર છે જેવા કે stdioહ ના બદલે હેડર ફાઈલ આઇઓસ્ટ્રીમ છે
અહીં આપણે યુઝિંગ સ્ટેટમેન્ટ ઉમેર્યું છે
યુઝિંગ નેમસ્પેસ એસટીડી અને પ્રિન્ટફ અને સ્કેન્ફ ના બદલે કાઉટ અને સિન ફન્કશન છે
તમે જોઈ શકો છો કે બાકીનો કોડ આપણા સી પ્રોગ્રામ સમાન જ છે
ચાલો કોડ એક્ઝીક્યુટ કરીએ
ટર્મિનલ પેર ફરીથી આવો
ટાઇપ કરો g સ્પેસ nested ifસીપીપી સ્પેસ o સ્પેસ નેસ્ટેડ1
એન્ટર દબાઓ
ટાઇપ કરો nested1
એન્ટર દબાઓ
enter એ નંબર બેટવીન 0 એન્ડ 39
હું 40 દાખલ કરીશ
આઉટપુટ આ પ્રમાણે દર્શાવે છે160 નંબર નોટ ઇન રંગે હવે ચાલો સ્વીચ પ્રોગ્રામ C માં જોઈએ
ટેક્સ્ટ એડિટર પર પાછા આવો
અહીં પણ લોજીક અને અમલીકરણ સમાન છે
તમે જોઈ શકો છો કે હેડર ફાઈલ આઇઓસ્ટ્રીમ છે
અહીં યુઝિંગ સ્ટેટમેન્ટ છે
અને આપણે કાઉટ અને સિન ફન્કશન બદલ્યું છે બાકીનો કોડ આપણો switchસી પ્રોગ્રામ સમાન જ છે
ચાલો એક્ઝીક્યુટ કરીએ
ટર્મિનલ પર પાછા આવો
ટાઇપ કરો160g સ્પેસ switchસીપીપી સ્પેસ o સ્પેસ સ્વિચ1 એન્ટર ડબાઓ
ટાઇપ કરો switch1
એન્ટર ડબાઓ
0 અને 39 વચ્ચે નંબર દાખલ કરો હું 25 એન્ટર કરીશ
આઉટપુટ આ પ્રમાણે દર્શાવે છે યુ હવે એન્ટર્ડ થે નંબર ઇન થે રંગે ઓએફ 20 29 હવે ચાલો આપણી સ્લાઈડ પર ફરીથી જઈએ
આપણે સ્વીચ અને નેસ્ટેડ ઇફ વચ્ચેનો તફાવત જોઈશું
સ્વિચ સ્ટેટમેન્ટ એક્ષપ્રેશનના પરિણામ અનુસાર મૂલ્યાકંન કરવામાં આવ્યું છે
નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટ એક્ષપ્રેશનનું પરિણામ સાચું હોય તો જ રન થાય છે
સ્વીચમાં આપણે વેરિયેબલની વિવિધ વેલ્યુઝને કેસીસ તરીકે લઈએ છીએ
નેસ્ટેડ ઇફમાં વેરિયેબલની દરેક વેલ્યુ માટે આપણે કન્ડીશનલ સ્ટેટમેન્ટ લખવું પડે છે
સ્વીચ સ્ટેટમેન્ટ માત્ર ઈન્ટીજર વેલ્યુ ચેક કરે છે
નેસ્ટેડ ઇફ પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને વેલ્યુ માટે ચકાસણી કરી શકે છે
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશ માટે આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટ
ઉદાહરણ તરીકેelse ifય10 ઇક્વલ્સ ટીઓ 0 સ્વીચ સ્ટેટમેન્ટ
ઉદાહરણ તરીકે સ્વિચ અને નેસ્ટેડ ઇફ અને સ્વીચ સ્ટેટમેન્ટ વચ્ચેનો તફાવત
એસાઈનમેન્ટ તરીકે કર્મચારીઓની ઉંમર 20 થી 60 વર્ષની અંદર છે કે નહી તે તપાસ કરવા માટેનો પ્રોગ્રામ લખો
નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ
httpspoken tutorialorg What is a Spoken Tutorial તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમસ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે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
જોડાવા બદ્દલ આભાર